શામે એક એલ_ઇ_ડી સ્ક્રીન મૂકેલી છે એના ઉપર એ_સી છે અહીંયા ડેકોરેશન કરવામાં આવેલું છે.

અને એક પર્સન જોડે ઊભેલો છે એ મોબાઈલ નુ કઈ કરી રહ્યો છે ઉપર એક બોર્ડ જગાયુ છે જેમા થીંકપેડ અલ્ટિમેટ બિઝનેસ લેપટોપ કરીને લેપટોપ નુ ચિત્ર--

ઉપર છાપરું છે ઉપર આકાશ વાદળી કલર નું છે અને અમુક ઝાડ છે.

બાજુમાં કન્ટેનર્સ મુકેલા છે વસ્તુઓ ભરવા માટે એક બાઈક અને એક એક્ટિવા દેખાઈ રઇ છે બાજુમાં એક ડ્રમ બ્લુ કલર નું છે.

ડાયનાસોર નુ ચિત્ર દોરેલું છે બાજુમાં મગરમચ્છ દેખાય રહ્યો છે.

કેપિટલ રશિયન બેકરી કરીને હોર્ડિંગ લગાવેલું છે બાર.

એની અંદર ઘણી બધી બેકરી આઇટમ્સ મડી રહી છે લાઈક બ્રેડ બિસ્કિટ્સ આઈસ્ક્રીમ્સ વગેરે વગેરે.

અને અહિયા અમુક હાર્ડિંગ્સ મારેલા છે લાઈક જી ટ્વેન્ટી સમિટ ના.

પછી બાજુમાં ઘણા કુંડા મુકેલા છે ફૂડ છોડ માટેના.

વેગેનાર સ્વીફ્ટ ઈકો વગેરે વગેરે ગાડીઓ ઉભેલી છે પાર્કિંગ ની અંદર ઘણા પંખા લગાવેલા છે ખબર નય શા માટે.

જોડે ઇક્વિપમેન્ટ્સ છે ઘણા બધા જીમ ના ઉપર ઓન મોટીવેશન ઓન ડેડિકેશન ઓન એક્સક્યુસેસ એવુ બધું લખેલુ છે.

અ ત્રણ ટેબલ્સ મુકેલા છે કે જેમાં ક્રીમ એન્ડ રેડ કલર ની ચેર્સ છે.

જોડે નીચે બોર્ડ માર્યું છે ગ્રોસરી કર્યાણુ ફ્રી હોમ ડિલિવરી નુ.

આ ઈમેજ કોઈ ફંકશન નું છે કે જેમાં વચ્ચે ફાઉન્ટેન છે પાણીથી ભરેલો.

આ મંદિર બઉ સણ સારી રીતે કલર કરેલુ છે ઉપર આકાશમાં વાદળછાયુ વાતાવરણ છે અને ઘણા ઝાડ.

આ ઇમેજ એક મેટ્રો સ્ટેશન નુ છે જ્યાં બોર્ડ ઉપર જણાઈ રહ્યું છે કે આ મેટ્રો સ્ટેશન શાહપુર છે.

જેમ કે ડુંગળી લીંબુ પનીર કટલેટ--

એક સ્કેનર નુ બોર્ડ અ ફોટો લગાઇલુ છે.

સ્ટેજ ઉપર ઉભેલા છે અને જોડે બે ત્રણ પર્સન પણ સ્ટેજ ઉપર ઉભેલા છે પ દીવાલ ઉપર સારું ડેકોરેશન કરેલું દેખાઈ રહ્યું છે.

અને વૃક્ષો અને વનસ્પતિઓ અને ફુલ છોડ ને બધુ દેખાઈ રહ્યુ છે.

ઘણા લોકો જોયા કરી રહ્યા છે અંદર એક પ્રોજેક્ટર લગાઇલુ છે ઉપર મંડપ જેવો બાંધેલુ છે.

ઘણા લોકો બહારથી અહ મેળો જોઈ રહ્યા છે.

ઉઘાઈ ર રાખેલા છે ઘણા લોકો અહીંયા કેમ્પિંગ માટે કેમ્પસ લગાવ્યા છે.